એટલે આપડે એકલા કઈ રીતે નીકળી જઇયે.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 એમા જ તો આપડે બીમાર પાડીયે છીએ પણ બધાના શરીર તો સરખા હોતા નથી કોઈ ને બહારનું સદે છે કોઈ ને બહાર નું નથી સદતુ તો આપડે આપડા શરીર પ્રમાણે ચાલવું જોઈએ. અને એક વાર ના પાડીશુ બે વાર ના પાડીશુ એટલે સામે વાળા પણ સમજી જશે હા એને genuine આને ખરેખર કોઈ મતલબ અ ખરેખર કોઈ બીમારી હશે એટલે એ નહિ આવતી હોય એને સદતુ નહિ હોય એટલે એ નહિ આવતી હોય. હા. આપડે આ કરી શકાય જો આપડા શરીર ને સહન થાય એવું ના હોય તો આપડે શુ કરવા ખાવું જ પડે બહાર જઇને શાંતિ થી ઘરે જે બી બને એ બધું ખાઈએ તો ભાવે પણ ખરી અને શરીર પણ સ્વસ્થ રહે. આપડી ઘરે ખાવાથી દિવસ ભર ની દિનચર્યા જે હોય એ પણ જળવાય કસરત ને બધું કર્તા રહીયે તો શરીર સારું પણ રહે. દિનચર્યા સરખી હોય તો શરીર હંમેશા તંદુરસ્ત જ રહે. આપડા શરીર ને સૌથી વધારે જરૂર છે તો વ્યાયામ , કસરત અને ધ્યાન જો તમે ધ્યાન કરો ચો તો પણ આપણું શરીર સારું રહે છે.

એટલે સ્વાસ્થ્ય સારું રાખવું માટે આ ત્રણ વસ્તુ અને સારું ખાવાનું એતો બૌજ જરૂરી છે એટલે હવે થી તું નિયમ લઇ લે કે હું બહાર નું ખાઇશ નહિ. હા વાત તું હું તારી ચોક્કસ થી મને પણ આવત સાચી જ લાગે છે એટલે હવે તો હું ક્યારે બાર ખાવાનું નામ જ નહિ લાઉ અને કોઈ પણ સહેલીઓ કે કોઈ બાર જતું હશે તો એમને કઈ જ . કે એવી રીતે આયોજન કરે કે મારે બહાર ખાવું ન પડે તાકી માજા પણ આવે અને સ્વાસ્થ્ય પણ સારું રહે ઉઠીને રોજ વ્યાયામ તો હું કરીશ જ. પણ તકલીફ એ થાય છે કે આપડી કોઈ પણ દિનચર્યા જઇયે છીએ તો એમાં કોઈને કોઈ ના કારણ થી આપણે ને આળસ જ આવે છે એક આળસ જ આપડા સ્વાસ્થ્ય માટેનું સૌથી મોટું દુશ્મન બની. તો એ આળસ જ નથી કરવાની ને એ આળસ જો આપડે જીવનમાં કરીયે તો આપડે કઈ કરીજ ના શકીયે, કોઈ પણ વસ્તુ આળસ તો છોડવી જ પડે કરવા માટે નહીંતર તો તમે ક્યાંએ પોંહચી જ ના શકો.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 બસ એજ તો સુવા થી શુ મળે છે એક કલાક વધારે સુઈ સુઈ જઇએ આપડે તો શુ મળે પણ જો એક કલાક આપડે કસરત કરીયે, વ્યાયામ કરીયે તો આપણ ને ગણું બધું મળે.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 બરોબર અને હું શું કઉ છું હાલ આ શિયાળો ચાલે છે તો તને કોઈ એવા સારી વસ્તુઓ ખબર છે જેને સવાર ના ખાવાથી આપડા શરીર ને બૌજ ફાયદો થઇ સકે છે કહેવાય છે કે પેહલા ના જમાનામાં કે શિયાળામાં ખાધેલું બાર મહિના ચાલે. હા અત્યારે તો કેટલી બધી ભાજી આવે છે ગુંદર આવે છે, સૂંઠ, ગંઠોડા એ બધું ખા એનાથી શરીર ને તાકાત મળશે અને એ આખું વર્ષ ચાલશે અને અત્યારે બધીજ ભાજી આવે છે મેથીની ભાજી, પાલક ની ભાજી. ફૂદીનો, કોથમીર એ બધું આવે છે બધું ખા પી આમલા આવે છે આવડા ખા તો એના થી શરીર એટલું સારું થઇ જશે કે આખું વરસ ચાલશે. અને તારે એક પણ દિવસ દવાખાને જવું નહિ પડે દવા નહિ લેવી પડે અને નાની નાની વાતો માં તો દવા લેવાની તું બન્ધ જ કરી દે. નાની નાની વાતો માં દવા ના લઈએ તો બીજું શુ કરી શકાય?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

શરદી ખાંસી થાય તો સૂંઠ ગંઠોડા નું પાણી પી લેવાય. અને તો પણ ના મટે તો હેરાન થવાનું થાય એટલે પછી કંટાળું આવે એટલે પછી દવા લેવાની જ ઇચ્છા થાય છે.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

સાંભળ્યું છે એમના બીટ, ગાજર ના અ રસ પણ બધા પીવે છે મે તો ગણું બધું સાંભળ્યું છે કોઈ કાઓ પીવે છે બધા અમ લીલી ચા પીવે છે.

પેહલા ના જમાના ના લોકો ક્યાં આવું બધું કરતા હતા ત્યારે તો એજ પેલી cutting ચા બસ એજ હોય બાજરીનો રોટલો હોય અને દૂધ હોય સાંજે તો ખિચડી જ હોય.

સાચી વાત છે અને તેલ ના ખોરાક સાથે વધેલા સાથે એકનું એક ખાવાનું બીજા દિવસે ખાવાનું ખુબ થઇ ગયું છે દરેક જગયાએ વાસી ખાવાનું બનાઈ ને મૂકી રાખવાની પ્રથા વધતી જ જાય છે એના કારણે શરીરને વધારે નુકસાન થતું જાય. હા એવું તો આપડે કરાય જ નહિ અને તેલ, તેલ અત્યારે કયા ચોખ્ખા આવે છે ઘી, ઘી કયું ચોખ્ખું આવે છે, દૂધ કયું ચોખ્ખું આવે છે, પેહલા તો બધું ચોખ્ખું આવતું હતું લોકો ઘી ખાતા હતા, તેલ ખાતા હતા દૂધ પીતા હતા. બધુ જ ચોખ્ખું હતું અત્યારે તો કયું ચોખ્ખું, અત્યારે તો બધુ જ ભેળ સેળ વાળું ઘી તું જોવા જા તો ઘી માં પણ ભેળ સેળ લોકો કરે છે એટલે તેલ તો ખાવુંજ ન જોઈએ. તેલ માટે કેટલી ભેળ-સેળ આવે છે તેલ તો આપણને શુદ્ધ મળતુ જ નથી અને એ તો આપણું શરીર બગાડ્યા વગર રહે જ નહિ તેલ તો.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 હા પહેલાના લોકો આ બધા કયા નાટક હતા આમે તો આ ખાઈએ છીએ ને અમે તો આમ કરીયે છે અને પહેલાના લોકો તો બાજરીનો રોટલા ખાતા હતા. અત્યારે તો આપડે કેટલા નાટક વધી ગયા છે પણ તો પણ આપડા શરીર તો ખોખલા જ છે અંદર થી ખાલી બહાર થી દેખાવો કરવાનો છે બસ.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 હા બરાબર છે પણ હવે શુ થાય અત્યારે સમય જ એવો ચાલે છે અત્યારે એવા કોઈ મજૂરી વાળા કામ રહ્યા નથી બધા કામ એવા જ છે કે બસ બેઠા- બેઠા કામ કરો. નોકરી પર જાઓ તો પણ બેઠા-બેઠા કામ કરો બસ એવુ જ કામ કરવાનું છે બધુ જ. તો મારે છે ને હવે કાલ સવારે થી કસરત જ start કરી દેવી છે હું કાલ થી જો કસરત ચાલુ કરું તો તું મને સહાય કરીશ? હા કરીશ ને કેમ નહિ કરું. હું સહાય કરીશ હું તને સમજાવીશ કઈ કસરત કેટલી વખત ક્યારે કરવી બધુ જ સમજાવીશ હું તને કેવી રીતે શરૂઆત કરવી બધુ જ હું તને સમજાવીશ.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 હવે મારી શરદી જેવી જ મટશે એવુ જ હું તને phone કરીશ ફરીથી અને આપડે ત્યાર થી દિન ચાર્ય ચાલુ કરી દઇશુ.

તેના પ્રકાર એટલે કે આપડે મુખ્યત્વે તમે જે આવનારી exam છે તેમાંથી અને ક્લાર્ક તેમાંથી ગુજરાતી વ્યાકરણ નો syllabus માં આપણનો વીસ માર્કનું આપ્યું છે

તો આજે આપણે જોવાના છીએ ગુજરાતી વ્યાકરણમાં વ્યાકરણ ના પ્રકાર એટલે કે sorry દોસ્તો વ્યાકરણ નય વાક્ય ના પ્રકાર તો આપણને પ્રશ્ન પૂછાતો હોય છે કેવી રીતે પ્રશ્ન પુછાય કે એક આપણને વાક્ય આપ્યું હોય અને વાક્ય આપ્યું હોય અને પૂછ્યું હોય કે આ વાક્ય કયું છે

તો મુખ્ય પ્રકાર છે ત્રણ પ્રકાર અને કયા કયા છે તો એ છે સાદું વાક્ય સયુંકત વાક્ય અને બીજું છે સંકૂલ વાક્ય અથવા મિશ્ર વાક્ય આ આપણને આ ત્રણ ના Related વધારે પ્રશ્ન પૂછાતા હોય છે કારણ કે આ બધા મિક્સ થાય જતાં હોય છે તેના માટે આ પ્રશ્ન most of પુછાય છે તો સૌપ્રથમ આપણે જોઈએ સાદું વાક્ય

તેવા વાક્ય ને કહેવાય છે સાદું વાક્ય તો કે અહિ આપણે પહેલુ વાક્ય જેવુ ક્રિયાપદ વાળું કે લવારો કરે છે તે ક્રિયા છે અને હવે એક બીજું વાક્ય છે વિધેય વાક્ય એટલે કે સ્થિતિ દર્શાવે અથવા કોઈ પણ એક કેવાતું હોય છે કે આપણને માહિતી આપતું હોય તો એ શું છે કે ભારત મહાન દેશ છે તો કે આ કેવું વાક્ય થયું સાદું વાક્ય તો કે આમાં ક્રિયાપદ બંધ ન થતી હોય અને એક સ્થિતિ દર્શાવી અથવા એક માહિતી આપણને આપી છે કે ભારત મહાન દેશ છે તો અહિ એક ક્રિયાપદ બંધ ન હોય તો તેને કહેવામાં આવે છે વિધેય વાક્ય તો કે આપણે બે ઉદાહરણ દ્વારા સમજ્યા કે તો પહેલા ઉદાહરણ માં જોયું કે જયા એક ક્રિયાપદ હોય તો તેને કહેવાય છે સાદું વાક્ય અને બીજું છે વિધેય વાક્ય હવે બીજા આપણે વધારે તેમાં ઉદાહરણ જોઈએ તો બીજું ઉદાહરણ છે કે મને મુશ્કેલી પડવાની નથી તો કે ક્રિયા શું છે તો ક્રિયા થય છે મુશ્કેલી પડવાની તો અહિયાં ક્રિયાપદ આપણને એક જ આપ્યું છે એટલે આ વાક્ય કેવું વાક્ય થશે તો કે આ વાક્ય થશે સાદું વાક્ય અને પછી જોઈએ કે હરિયો ભણવામાં ઠોઠ હતો તો આ એક થયું વિધેય વાક્ય અને પછી પાંચમું ઉદાહરણ આપણે જોઈએ કે ગિલો છકડો ચલાવે છે તો ક્રિયા કઈ થાય છે કે તો ચલાવાની તો આપણે અંગ્રેજી માં પણ જોતાં હશો તો અંગ્રેજી માં પણ કર્તા ક્રિયાપદ ક્રિયાપદ એટલે કે verb આવે તો એ verb આવતું હોય છે તે જ રીતના અહી છે આ ક્રિયાપદ અહી ક્રિયા કેટલી થઇ છે કે ગિલો છકડો ચલાવે છે તો અહિયાં ક્રિયા કેટલી થઈ છે તો કે એક ક્રિયા તો આ વાક્ય થશે સાદું વાક્ય દોસ્તો આ તમને અત્યારે તમને આ સરળ લાગશે પરંતુ તમે જેમ આ શ્રેણીનું તમે આ વાક્ય જોશો પછી તમારે થોડું મિક્સ ભરેલું થશે પછી તમે આ રીતે જોય લેશો તો તમારે હવે પછી ક્યારેય તમારે આ ત્રણ વાક્ય ને Related તમારે જે પ્રશ્ન પુછાય તે ખોટાં નય પડે તો ચલો હવે આપણે બીજો પ્રકાર જોઈએ તો કે બીજો પ્રકાર આપ્યો છે સયુંકત વાક્ય તો તમને એક નામ પરથી પણ ખબર પડી જાય કે સયુંકત વાક્ય કોને કહેવાય તો કે જે બે વાક્ય હોય તે બે વાક્ય ને જોડવામાં આવે તેને કહેવામાં આવે છે સયુંકત વાક્ય આ આપની સાદી definition થઈ તો આપણને નામ પરથી ખબર પડે કે સયુંકત વાક્ય કીધું એટલે કે બે વાક્ય ની વાત હશે એટલે કે એક કરતા વધારે વાક્ય ની વાત હોય તો જ કહેવાય સયુંકત વાક્ય

હવે આપણે ગુજરાતી વ્યાકરણ પ્રમાણે તેની definition જોઈએ તો કે જ્યારે બે કે બે થી વધુ સ્વતંત્ર અર્થ ધરાવતા વાક્યો જોડાઈને એક વાક્ય બને ત્યારે તેને સયુંકત વાક્ય કહેવાય છે તો આમાં સુ આપ્યું છે કે જ્યારે બે કે બેથી વધુ સ્વતંત્ર ક્રમ એટલે કે તમે જે વાક્ય લખો અહી તમે લખો કે જો ગિલો છકડો ચલાવે છે પહેલું વાક્ય જોયું આપડે કે ગિલો છકડો ગિલો છકડો ચલાવે છે અને પછી આપડે એક બીજું વાક્ય લઈએ તો કે ગિલો ગિલો ચા પીવે છે અને ત્રીજું વાક્ય આપણે લઈએ કે ગિલો ભાવનગર જાય છે તો અહિયાં આપણને કેટલા વાક્ય લીધા ત્રણ વાક્ય આ તમે ત્રણેય વાક્ય છે તેને તમે અલગ અલગ લખો છો એટલે કે તમે સ્વતંત્ર તેને લખી શકો કે ગિલો છકડો ચલાવે છે ગિલો ચા પીવે છે અને પછી ત્રીજું વાક્ય કે ગિલો ભાવનગર જાય છે પરંતુ જો આને સયુંકત વાક્ય કેવિ રીતે બને તો કે સયુંકત વાક્ય બને કે આ જે ત્રણેય વાક્ય છે તે ત્રણેય વાક્ય ને જોડી દેવામાં આવે હવે તમે જોવો કે આપણે કઈ રીતના જોડીએ તો કે અહી આપણે જોઈએ છે કે ગિલો ચા પી ને એટલે કે ચા પીને છકડો ચલાવીને ચા sorry દોસ્તો અહી ગિલો ચા પીધા પછી છકડો ચલાવીને ચા પીધા પછી છકડો ચલાવીને ભાવનગર જશે એટલે આ આપડે થઇ ગયું એક વાક્ય આ કયું થયું એક વાક્ય બે આ ત્રણેય વાક્ય છે તેને આપણે બનાવ્યું એક વાક્ય તો કે આ થયું સયુંકત વાક્ય ગિલો ચા પીવે છે તે પહેલું વાક્ય છે પછી ગિલો છકડો ચલાવે છે અને ગિલો ભાવનગર જાય છે હવે તેને આપડે આ પહેલું વાક્ય ને જોડી ને બનાવ્યું એક વાક્ય તો કે આ વાક્ય કયું થયું તો આ વાક્ય ને કહેવામાં આવે છે સયુંકત વાક્ય પણ સયુંકત વાક્ય આપણે બને કેવી રીતના તો કે અહી આપણે સંયોજકો જોડેલા હોય અહી આપણે જોયું કે ચા પીધાં પછી ગયો કે એ ચા પીવે છે પછી આપણે આ પછી આ સંયોજક એટલે કે આ આપડે પછી સંયોજક થી આપણે ત્રણેય વાક્ય ને જોડ્યા કે તો કે જે સ્વતંત્ર અર્થ ધરાવતા હોય તેવા વાક્ય ને સંયોજક વડે જોડીને વાક્ય બનાવવામાં આવે તેને કહેવાય સયુંકત વાક્ય હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ સૌપ્રથમ આપણે જોય શકો છો કે સંયોજક કયા કયા આવે એટલે કે કેવા કેવા સંયોજક જોડાય તો કે કારણ કે અથવા કેમ કે કે નહીંતર તેમ છતાં તેથી છતાં પણ તો પણ માટે એટલે છતાં કાંતો કોણ વા યા અને અને ને આવા અલગ અલગ સંયોજક વડે જે વાક્ય હોય તેને જોડવામાં આવે તેને તો હવે ઉદાહરણ જોઈએ તો કે આપણે સૌપ્રથમ જે આપણે સાદું વાક્ય અહી આપ્યું છે કંસાર દાળ ભાત તૈયાર છે એટલે કે કંસાર દાળ અને ભાત તૈયાર છે અને પછી બીજું વાક્ય આપ્યું છે કે રસોઈ ઠરી જાય છે એટલે કે આ બે વાક્ય થયા જો અલગ અલગ હોય તો આ વાક્ય આને કહેવાય સાદું વાક્ય અને આ વાક્ય પણ છે સાદું વાક્ય પરંતુ અહી આપણે બનવાનું છે સયુંકત વાક્ય તો આજ આપણે સયુંકત વાક્ય બનાવું હોય તો તેને આપણે સંયોજક થી જોડવું પડે તો તેને આપણે સંયુકત વાક્ય બનાવીએ કે કંસાર દાળ ભાત તૈયાર છે અને રસોઈ ઠરી જાઇ છે આને આપણે સયુંકત વાક્ય બનાવવા માટે અને સંયોજક થી જોડ્યા છે પરંતુ જો તમે અને સંયોજક ને કાઢી નાખો અને બેય ને અલગ અલગ વાક્ય બનાવો કે કંસાર દાળ ભાત તૈયાર છે તો આ એક વાક્ય બન્યું અને આ સ્વતંત્ર અર્થ પણ ધરાવે છે અને મતલબ તમે મતલબ તમે સમી શકો કે કંસાર દાળ અને ભાત તૈયાર છે અને બીજું એક અલગ વાક્ય બને છે કે રસોઈ ઠરી જાય છે એટલે કે આ બંને વાક્ય ને જો તમારે અલગ કરવા હોય તો તમે અલગ કરી શકો અને તેનો મતલબ પણ નીકળે એટલે કે એક બીજાથી જોડાયેલા ન હોય કે આ વાક્ય આની ઉપર નિર્ભર નો હોય પેલું વાક્ય અને બીજું વાક્ય રહ્યું પેલા ઉપર અને પેલું વાક્ય બીજા ઉપર નિર્ભર નો હોય પરંતુ જો આપણે તેને સંયોજક જોડીને બનાવીએ તો તે બને છે સયુંકત વાક્ય હવે પછી આપડે એક બીજું જોઈએ કે કેટલે તમે કહેવા માંગો છો આ એક વાક્ય છે અને બીજું છે તમે એમને ઓળખતા પણ નથી હવે આને સયુંકત વાક્ય બનાવવું છે કે કેટલે તમે કહેવા માંગો છો અને આ કે થશે સંયોજક આ સુ છે કે કે સંયોજક વડે જોડવામાં આવ્યું કે એટલે તમે કહેવા માંગો છો કે તમે એને ઓળખતા પણ નથી એટલે કે આ બે વાક્ય છે

એ છે સંકૂલ વાક્ય તો સંકૂલ વાક્ય માં આનાથી તદન different જ છે પરંતુ તે પહેલા આપણે સયુંકત વાક્ય ના બીજા ઉદાહરણ જોઈ લઈએ પણ અહી એક વાક્ય આપ્યું છે તમાર પિતાની તબિયત ખરાબ છે અને તમે જલ્દી આવી જાવ આ થયા બે સાદા વાક્ય હવે તેનું સયુંકત વાક્ય બનાવ્યું છે કે તમારા પિતાની તબિયત ખરાબ છે માટે તમે જલ્દી આવી જાવ તો કે આ થયું સયુંકત વાક્ય અને માટે સંયોજક વડે જોડવામાં આવ્યું પછી નું ઉદાહરણ તમારી વાત સાચી છે મારાથી કે ગુજરાત થી એમાનું કઇ નઇ બને તો આને હવે સયુંકત વાક્ય બનાવા માટે અને આને જોડવામાં આવ્યું છે પણ સંયોજક થી તો સુ થશે કે તમારી વાત સાચી છે પણ મારાથી કે ગુજરાત થી એમાનું કહી નહીં બને એટલે કે આ પણ સંયોજક વડે આ બંને વાક્ય ને જોડવામાં આવ્યા અને પછી તે બની ગયું સંયુક્ત વાક્ય એટલે કે સયુંકત એટલે ભેગા કર્યા પછી જે તમે વાસુદેવ ની પૂજા કરો છો અને વસુદેવ ને પુંજતા નથી આ બંને વાક્ય થશે સાદા વાક્ય હવે પછી તેને બનાવવામાં આવ્યું સયુંકત વાક્ય એટલે સંયોજક એટલે સંયોજક વડે

એટલે કે જે સંયુક્ત વાક્ય પ્રકાર હતો તે જોયો હવે પછી આપડે જોવાના છીએ સંકૂલ કે મિશ્ર વાક્ય એટલે કે આના બે નામ છે એક સંકૂલ વાક્ય પણ કહેવામાં આવે છે અને બીજું છે મિશ્ર વાક્ય તેની definition જોઈએ કે જ્યારે બે કે બેથી વધારે એવા વાક્ય જોડાય જેમાં એક વાક્ય મુખ્ય હોય અને તેને આધારિત બીજા ગૌણ વાક્ય હોય ત્યારે તેવા વાક્ય ને સંકૂલ કે મિશ્ર વાક્ય કહે છે તો આમાં આમાં સુ આપ્યું છે બે કે બેથી વધારે વાક્યો હોય એટલે કે બે કે બેઠી વધારે વાક્ય હોય પરંતુ તે બે અથવા ત્રણ વાક્ય હોય તેમાં એક વાક્ય મુખ્ય હોય અને બીજા જે બે વાક્ય હોય તે મુખ્ય વાક્ય હોય તે મુખ્ય વાક્ય ને આધારિત હોય એટલે કે જે ગૌણ વાક્ય હોય તેને તમારે સ્વતંત્ર લખવા હોય તો તેને સ્વતંત્ર લખી ન શકો કારણ કે તે શેને આધારિત હોય તો કે તે આધારિત હોય છે મુખ્ય વાક્યને એટલે કે તે અલગ અલગ લોકો અથવા સ્વતંત્ર હોતા નથી તો તેમાં તેમાં પણ સંયોજક વડે જોડવામાં આવે છે કે જે તે જેવું તેવું જો તો જ્યારે ત્યારે જેમ તેમ જયા સુધી ત્યાં સુધી અને જયા ત્યાં આમાં દોસ્તો એક તમારે જો એક સરળ રીત એ પણ છે કે તમારે કઇ પણ તમારે સમજવું નથી ને કઈ પણ તમને ખબર નો આવડે તો તમારે સુ કરવાનું આના સંયોજક યાદ રાખો તો આના સંયોજક તમને યાદ રે જે એવા છે કે જે તે જેવુ તેવું જો તો જ્યારે ત્યારે જેમ તેમ જયા સુધી ત્યાં સુધી જયા ત્યાં આવા સંયોજક વડે કોઈ પણ વાક્ય આપ્યું હોય ને તો તે સંકૂલ વાક્ય અથવા મિશ્ર વાક્ય હોય આ એક તેની ખાસિયત છે તો હવે તેને આપડે ઉદાહરણ દ્વારા સમજી લઈએ તો અહી સાદું વાક્ય આપ્યું છે કે હું કવિ હોત હું કવિતા લખતો તો અહી મુખ્ય વાક્ય કયું થયું કે હું કવિ હોય એટલે કે જો હું કવિ હોય તો હું મુખ્ય કવિતા લખતો હોત પણ તે કવિ છે પણ નઇ અને મુખ્ય હોય અને તે કવિતા લખતો પણ નથી પરંતુ આમાં સુ છે કે હું કવિ હોત તો હું કવિતા લખતો હોત અહી શું થયું કે જો હું કવિ હોત તો હું કવિતા લખતો હોત અહી તમે સ્વતંત્ર આ રીતે તમે ન લખી શકો હું કવિ હોત હું કવિતા લખતો તો આમાં લખતો નો મતલબ શું થાય કઇ પણ મતલબ ન થાય એટલે કે આ જે કવિતા લખવાની ક્રિયા છે તે શેને આધારિત છે તો તે વાક્ય ને આધારિત છે મુખ્ય વાક્ય છે કે હું કવિ હોય તો જો તે કવિ હોત તો જ તે કવિતા લખતો હોત તો આ થઈ ગયું સંકૂલ વાક્ય તેવી જ રીતના બીજું ઉદાહરણ જોઈએ કે તમે વાંચશો તમે પાસ થશો તો આ એક બીજાને related છે મુખ્ય વાક્ય શું છે પાસ થવા માટે શું કરવું પડે તો કે વાંચવું પડે તો કે મુખ્ય વાક્ય થશે કે જો તમે વાંચશો તો તમે પાસ થશો એટલે કે મુખ્ય વાક્ય કયું થયું તો આ જે આપ્યું છે તમે વાંચશો તે થયું મુખ્ય વાક્ય

પરંતુ તમે જો બંને ભેગું બોલો તો તેનો મતલબ નીકળે છે જો તમે વાંચશો તો પાસ થશો તો આવો વાક્ય પ્રકાર હોય તેને કહેવાય સંકૂલ અથવા મિશ્ર તેવી જ રીતે કે વરસાદ પડે છે અને સડક માં કીચડ થાય છે તો આનું પણ વાક્ય કેમ બને કે જ્યારે વરસાદ પડે છે ત્યારે ત્યારે કીચડ થાય છે તો કે આ કીચડ થાય છે તે શેને related વાક્ય છે એટલે કે શેને આધારિત વાક્ય છે તો કે મુખ્ય વાક્ય છે વરસાદ પડે છે તેના પર આધારિત છે પછી નું ઉદાહરણ તમે બીજાના કામ માં દાખલ દખલ એટલે કે દખલ નહીં કરો

બીજાના કામમાં દખલ નહિ કરવાનું તે મુખ્ય વાક્ય થયા એટલે કે જો તમે બીજાના કામમાં દખલ નહિ કરો તો તમે શાંતિ થી જીવી શકશો એટલે કે આ થયું ગૌણ વાક્ય પછીનું ઉદાહરણ કે જયદેવ ની વાણી માં રસિક્તા છે જીરાધર ની શિલ્પ માં રસિક્તા છે તો કે આ કયું વાક્ય છે કે જયદેવ ની વાણી માં જે રસિક્તા છે તે જ જીરાધર ના શિલ્પ માં છે એટલે કે એ જે રસિક્તા છે જે રસિક્તા વાણીમાં છે તે જ છે ઇ જીરાધર ના શિલ્પમાં આનો તે મતલબ નીકળશે એટલે કે આને તમે મુખ્ય વાક્ય કયું છે

નમસ્કાર હું વિશાલ વાત કરી રહ્યો છું અમે tenth ભણીએ છીએ હવે tenth હવે અમારું પતિ ગયું છે જેમ કે મારી ઉમર છે અઢાર વર્ષ જેમ કે અમર tenth માં ભણીએ છીએ tenth માં ભણ્યા પછી જે આગળ જો અમારે ભણવા નું છે એ eleventh અને બાર્થ કરી ને અને પછી police બનવા ની requirement છે અગર tenth અને ઈલેવંથ માં પાસ થઇ ગયા સારા માર્ક્સ પર તો આગળ જી ને પોલીસ બનવા નું મન છે એ પોલીસ બની છું અમે અને પછી આગળ જે દેશ ની છે એની સમાધા માં હાથ બધાઈ છું અને અમે જેમ કે અત્યારે school enjoy trip enjoy કરી રહ્યા છીએ એમ કે અમારી school જે enjoyment છે છે દરેક friend ભેગા થઇ ને બધા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

અમે તેન્ડવા બનીએ છીએ બધા જેમાં અમારા ત્રણ ચાર friends છે એ અમે સાથે જ ભણીએ છીએ ok એમાં તમને enjoy કરવા મળે છે બઉ જ સારો બ study કરીએ છીએ એ અમારા ઘરે જ કરીએ છીએ જેમ કે બધા ના friends circle માં એક જણા નાં ઘરે બેસી ને proper ભણવું પડે કેમ કે બધા ના ઘરે અલગ અલગ ભણે તો પછી નાં માજ આવે એટલે બધા એક સાથે ભણવા માટે અમે બધા study લઈએ જેમ કે મારા ઘરે મારા બધા friends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 જે પણ લોકો હોય અમાર જે friends નાં આવડતું હોય અએઅમે સીખદીએ છીએ અમને નાં આવડતું હોય એ friends સીખડાવે એવી રીતે અમે બધા group study કરતા હોઈએ છીએ અને સાંજે જઈએ તો tuition જવા નું હોય છે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 કેમ કે અમારે વધારે study હોય છે એ school માં જ હોય છે અમે જે study કરીએ છીએ એ study સવારે સાત વાગ્યા થી બપોર નાં ચાર વાગ્યા સુધી હોય છે અમારા school ની timing એમાં થી અમે બધા જ period ભણીએ છીએ maths science હિન્દી biology psychology બધું જ આવે છે અમારી study માં એમાં અમે તમને બધું જ ભણાવી શું જેમ કે અમારે જે એ maths છે એમાં tenth માં ગણી વાર એવું થતું હોય જતું હોય કે પાસ યા fail નાં ચક્કર માં છોકરાઓ ડરી જતા હોય છે લેકિન અમારા માં એવું છે નથી અમારા માં બધા જ બાળકો સારી રીતે ભણે છેઅને enjoy કરે છે enjoy કરવા માટે એવું નથી કે આપડે ડરવું જોઈએ પણ અભ્યાસ ને enjoy કરીએ તો વધારે સહેલું રે અઆપડા માટે ok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

અમરી જોડે એક સારો કિસ્સો થયો હતો એમ કે અમરો એક friend છે તે બસ માં જ સુઈ ગયો હતો અને બસ માં જ આગળ જતો રહ્યો હતો તો તેને શોધવા શોધવા માં જ અમારે જે યુક્તિઓ કરવા ની હતી એ બધી એ પણ રહી ગઈ અને જ્યાં જ્યાં જવાનું હતું ત્યાં નો time પણ નીકળી ગયો એટલે પાછી અમારે એક દિવસ વધારે ત્યાં રોકાવું પડ્યું હતું અને એના કારણે એક દિવસ વધારે enjoy કરવા મળ્યું એ સારું હતું but જે અમે કર્યું એમાં time નાં મળ્યો બીજું જે time રહ્યો એ દિવસ ને કેમ કે અત્યારે જે timing જે નીકળી ને ગયા હતા એ time નો study નો timeing હતો એના કારણે એ એમાં થી time નાં નીકળ્યો એટલે time બગડવો અત્યારે જરૂરી નથી અત્યારે ભણવા નું જરૂરી હતું પણ અત્યારે વિચારી લીધું કે હવે tenth પછી જ ફરવા જવા નું છે અગર vacation પછી ફરવા જવા નું હોય vacation માં તો અમારે જવા નું છે બ mumbai mumbai માં જે તાઝ hotel છે ત્યાં ફરવા નું છે પછી ચોપાટી mumbai ચોપાટી બઉ સારી જગ્યા છે ત્યાં ફરવા નું છે ત્યાં જઈ ને બધા ને મળવા છે અમારે ત્યાં બ relatives રહે છે અને ત્યાં એમની જોડે જ જવાનું છે એમને મળીશું ત્યાં enjoy કરીશું અને ત્યારબાદ રાજસ્થાન જવાનું છે રાજસ્થાન જે અમારું ગામ છે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 ત્યાં જવાનું છે અને ત્યાં પણ બધા ને help માટે ની એક જાણકારી જોઈએ છે કેમ કે અમારે જે ઘર બન્વવું છે એના માટે જે મામા ની એમની બધા ની સહાયતા જોઈએ સહાયતા જોઈએ છે તો એમના માટે પણ તેમને કહીશું ok કેમ કે અમારા ઘર ના જે બધા રહે છે એ અહિયાં રહે છે અને ત્યાં નું કામ જોવા માટે મામા ને બામાં બધા ને કેવું પડે કેમ કે ત્યાં નું જે છે એ એમને વધારે સમજ માં આવે એમેન ત્યાં નું જે અમારે અહિયાં રહીએ છીએ એટલે અમારે અહિયાં કોઈ problem હોય તો અમે solve કરી શકીએ છીએ જેમ કે અમે બધા friends છીએ જે અમુકવાર અત્યારે તો જઈએ છીએ ગણી વાર જેમ કે mall છે park જગ્યા છે નાની નાની જગ્યા જે ફરવા ની છે અત્યારે જઈએ છીએ ત્યાં જેમ કે mall છે અમારી બાજુ બ river front છે જે સારી જગ્યા એ સાંજે અમુકવાર જઈ ને બેસીએ ત્યાં study કરવા ની પણ મજા આવે ત્યાં books અને dairies જે હોય એ લખેલું હોય એ લઇ ને જતું રેવા નું ત્યાં જઈ ને બેસવા નું શાંતિ થી ઠંડા પવન માં વાદી ઓ માં પછી ત્યાં જ વાંચવા નું ત્યાં થી concentration હોય આપડું એ નાં બગડે કેમ કે એ શાંતવેષેય વાતાવરણ હોય છે એક દમ ત્યાં નો કોઈ અબ્વાજ આવતો નથી ત્યાં થી બધા જે હોય એ બધા friends ને બધા જાય હીએ અને વાંચીએ છીએ ok જેના કારણે બઉ enjoyment પણ થાય છે enjoyment પણ થાય વાંચતા વાંચતા વાંચવા માં તો enjoyment નાં જોઈ પણ enjoy કરી લઈએ છીએ અને ત્યાં બધા friends જે હોય એ અમુકવાર અમે sunday sunday બધા friends મળી ને બ plan બનાવીએ છીએ cricket રમવા નો cricket રમવા માટે અમે બધા છોકરાઓ જે છે એ tournament જેમાં થી અલગ અલગ જગ્યા ના જે છોકરાઓ છે એ team બનાવે અને team બનાયા બાદ ત્યાર બાદ ત્યાં બધા છોકરાઓ જે હોય એક એક બજા ની team ની સ્સામે match રમે જેના માંથી જે winner price હોય એ અમે ભેગી કરેલી હોય બધાની જોડે થી બ winner price છે એ જે જીતે last જે team જીતે એને મળે એવી રીતે અમે tournamrnt રખાવતા હોય છે અમે ને અમારા friends ને બધા જે match રમવા માં બઉ જ સારું હોય n enjoyment થાય છે ને અમે જે match રમીએ છીએ એમાં મને વધારે માં વધારે cricket માં balling પસંદ છે અમે bolling કરીએ છીએ અને cricket પણ રમીએ છીએ ok જેમાં અમે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 જ્યાં પછી અમે જીત્ય એના પછી અમે જે winner price હે એના થી કઈ નાં કઈ કરીએ જેમ કે અમારી બાજુ જે મંદિર છે ત્યાં આપી દઈએ અથવા ત્યાં સાંજે જે હોય પ્રસાદ હોય તેના માં પૈસા આપી દઈએ તેના થી શું જે નાના બાળકો હોય એ પણ જામી લે એ બાજુ બઉ નાના બાળકો એવા છે જેમને થી જે સાંજે જમવા નું પણ નહી મળતું એમને ok તો એના કારણે ત્યાં જે બાળકો છે એમને પણ મળી રેસે ને જે હવે વાત કરીએ ફરવા ની તો અમે જે ફરવા ગયા હતા એ હતા સોમનાથ દ્વારકા દિલી દ્વારકા અને ગણી એવી જગ્યા હતી જે ગુજરાત ની જ છે ગુજરાત ની અંદર અંદર ગુજરાત ની બહાર પણ છે જ્યાં અમે ગયા ત્યારે અમને બઉ અનુભવ થયો અને ગણા ગણા પ્રકાર ના લોકો ને મળવા નો આનંદ મળ્યો અને ગણા ગણા બ ok ગણા ગણા લોકો ને સારી રીતે વાત કરવા માટે ok જી અને બીજું જે છે એ છે કે જે સારી રીતે ભણ્યા અમે એના રીતે જે અત્યારે લોકો જે મળે છે એમના જોડે અમે જઈ ને વાત પણ કરી શકીએ છીએ જેમ કે અમારો જે અભ્યાસ છે અમુક જે છે ત્યાં અમે ફરવા ગયા હતા અમુક જગ્યા એ ત્યાં બઉ બધા ફિરંગીઓ હતા ત્યાં એમને સમજવા માટે અંગ્રેજી આવડવી જરૂરી હતી તો અમને થોડી થોડી આવડતી હતી તો અમે સમજી ગયા એમની જોડે વાત કરી એમને જે help જોઈતી હતી એમને help કરી એમને જે સારી રીતે સારું જર રસ્તો જોઈતો એમને hotel જોઈતી હતી એમને hotel book કરાવી આપી સારી રીતે જગ્યા એ ત્યાર બાર અમારી જે અમારું જે hotel રાખ્વ્યું હતું અમે ત્યાં ગયા એના ઉપર પછી room changeses અ કપડા changese કર્યા ત્યાર બાદ જે પોતપોતાના room ઉપર જઈ ને સુઈ ગયા અને પછી સવાર પછી અમાર જવા નું હતું એ જગ્યા હતી બઉ દુ તો ત્યાં અમે ગયા જ્યાં અમારે બઉ સારી રીતે ફરવા નું થયું ત્યાર બાદ પણ જે enjoy એ enjoy થઇ ગયું અને પછી જયારે exam ને આપવા ની આવી ઘરે આવી ને ફરી standard કરવા નું હતું study કરવા નું હતું ok તો એ study કર્યા બધી પછી ત્યારે અમે જયારે બાર ફરવા ગયા ત્યારે અમને એવું લાગ્યું કે બસ હવે થોડી શાંતિ મળી અભ્યાસ કાર્ય પછી કોઈ પણ બાર જાય ફરવા તો એમને પણ એવું જ લાગતું હોયછે કેમ કે જે ફરવા જવા ની એ અલગ મજા હોય છે અને જે ઘરે બેસી ને study કરવા ની તો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 અમે ફરી એકવાર વારી એકવાર જે અમે ગયા હતા તાઝ્મહેલ તાઝ્મહેલ જોવા તાઝ્માંહેલ જોવા માટે આગ્રા જવા માટે તો અમે શિયાળા માં ગયા હતા actually ત્યાં બઉ ઠંડી હતી ત્યાં ઠંડી હતી તો અમે jacket બેકેટ લેવા નું ભૂલી ગયા ને ત્યાં ગયા તો sweater બેટર લેવા નું હતું બઉ પછી ત્યાં જે નવા friends બનાવ્યા જે એક હતા guide એ guide જે બત્વતા હતા એમને જ એમના ઘરે લઇ ગયા ત્યાં થી અમને jacket બેકેટ અપાવ્યું કેમ કે ઠંડી લગતી હતી બઉ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 અને બઉ જ સારી રીતે treat કર્યું એ ત્યાં નાં લોકો બઉ જ સારા છે ok કેમ કે અમે જે બીજી જગ્યા એ બીજી વાર ફરવા ગયા હતા એ છે એ છેલ્લે ok ને અમારી જે proper જન્મસ્થળ ની વાત કરીએ તો એ છે ગુજરાત ગુજરાત માં અમે થયેલા છીએ અને અહિયાં જ અમારી માતૃભાષા હા મતલબ ગુજરાતી માં જ અમે રહીએ છીએ ગુજરાતી જ બોલીએ ચી ગુજરાતી જ સીખીયે છીએ ગુજરાતી બોલીએ છીએ મતલબ એમ નહી કે અમને કઈ નહિ only ગુજરાતી જ અવળે છે અમને ગણી ભાષાઓ આવડે છે જેમ કે હિન્દી છે સંસ્કૃત છે